પૈસા આયા સ બૌ લાગે મજબૂત હો પૈસા તો યાર આપડી જોડે હોય જ ને. આ તો યાર થોડા આપો યાર અમરા જેવા ગરીબ લોકો ને યાર અમે નાઈ યાર ક્યાં ના પાડો તન

હા તો તમે ફરવા જાઓ તો એક રૂપિયો લાઈન ના આવતા હું લઈને આવીશ પૈસા તમારા.

હા તો એમને બી લઇ લઈશ પેલા ઉર્વિલભાઈ પેલા સંજયભાઈ પેલા ઝીંગાભાઈ બધા ને લઇ લેજે. બધા ને લઇ લૈશુય આપડ ક્યાં યાર ના સાંભળી યાર આપડા વખતે વખતે બૌ જોરદાર પ્રેમ હેડ આપડ એક કામ કરીએ train માં જઈસુ હરિદ્વાર પાહિ જઈસુ કેદારનાથ બીજી કોઈ જગ્યાય જાઉં હોય તો તો એક કરીએ અહીંયા થી train ટ્પકડીશુ જાંબુની જાંબુ કાશ્મીર જઈએ. જાંબુ કાશ્મીર ની train પકડીશુ તો મજા આવશે. તો વચ્ચે રસ્તામાં બધું અલગ અલગ જોવા મળશે આમ અલગ અલગ વસ્તુ નો જગ્યા હ તે મજા આઈ જશે હ તે હા તો બધી પાંચ ન meeting કરો ત્યાર રાતે અરે મિટિંગ કરું પણ બધા ભેગા થાય તો meeting કરીએ ને ભાઈ. તો phone કરવાનું ચાલુ કરી દે બધા ને. અરે કોઈ phone જ નાઈ ઉપાડતું આજ કલ બધા busy થઇ ગયા તમે પણ આજ માન માન બૌ દિવસ પછી એક phone ઉપાડ્યો ના યાર

અરે એવું તો સુ કરો college માં તમે આખો દિવસ તે માં આટલો બધો ટાઈમ બગાડો એનો મામળતો જ નાઈ કોઈના માટે. અરે college માં તન ખબર તો હોય college માં કેવું થાય.

આ lecture તો ભરવા પડે નહી યાર. આ lecture તો ભરવા પડે તમારી વાત બરાબર હ પણ college નો એટલો time ક્યાંથી મલ. આતો યાર સાંજે

Time મળ એટલે આવું યાર બાર time મલ તો અવાનૂ નકાર

વાર વાર હ. કઈ ટપાલ માં ઘણી. આ assignment લખાનબ આવ યાર કેવા મોટા મોટ assignment હોય યાર હું લખ assignment માં? assignment મોથી લખો. શુ લાખો assignment માં Assignment આવ આપડોને ખબર નાઈ ભૈબંદો મોકલ તો લખવાના

ના ના યાર લખવા પડે marks મળવા જોઈએ ને આપદોને એટી કેટી આઈને ઉભી રાય જાય તો હું કરવાનું? અમર તો કેટલી ભેગી થઇ યાર કરવાનું આવતી અમર તો આત નવ જેવી એટી કેટી ભેગી થઇ હ. આવતી રે બીજું તો હું

હા એતો કરીને સગાઇ નક્કી કરી સગાઇ કરીં congratulation હો ભાઈ party બર્ટી ક્યાં આપો અરે યાર હંગાઇ મારા ભાઈ ઈ હતી યાર મારી થોડી હતી સગાઇ. હા તો યાર પાર્ટ તો તમારે આપવાની અમને તમને વધારે ઓળખીએ તામર ભાઈ ને થોડી ન ઓળખીએ. આઈ જશે તાણ party મળી જસે. ક્યાં કઈ જગ્યાય આળસો party એ બેઠકે આઈ જજો. કઈ બેઠકે યાર નામ તો ડો બેઠક નું બેઠકો તો બૌ બધી હતી આપડી. અરે હરીરોપ્સન વળી બેઠક બીજી કઈ બેઠક ક્યાં જગ્યાય ક્યારે લઇ જશે મને disrespect તો કરો ક્યાં લઇ જશે એમ Party યાર તમન- કઈ જગ્યાય ખાવાનું કરીએ ક્યાંક peperica

વાહ વાહ વાહ capricon અરે જઈએ નક્કી કરીએ ને.

આપડ જઈએ ને બધા આપણું group એમ તો કો કોને કોને લઇ જસો?

એકલા એકલા યાર પાસ માજા ના આવ

હા તો પહિ જામ્બા માં સુ સુ કાઠિયાવાડી કે જમવાનું પંજાબી જમવું કે ગુજરાતી

બરાબર હ હો રાંકાભાઈ તમે તો બગડ્યા યાર આમ કેવું પડે. આપડે આમ ના ના પડે ચ્યારે મલવું એમ કોને તમે મું કવ ચ્યારે મલયે રાકા ને તો time મલ ના મળે એવું હ. અરે યાર તમે નવરા નઈ એટલે તો તમને પૂછ્યું ક્યારે free પડે. રાતે free પડું યાર અરે રાતે free પાડો યાર તમે બી જોરદાર હો યાર. આપડ હવે યાર તમે party બારતી આપો બૌ દિવસ થી hotel માં ગયા નાઈ તો party આવે તો હારું આમ Party તો હશે ને મેં ક્યાં ના પાડી party ની તમે ખાલી party કડીને આવો યાર. time મે નીકળો સાહેબ અમે તો યાર ફરી જ છીએ યાર તમને ટાઈમ મળે તારે આવી જઈએ તમે હાલ કો તો હાલ એ જઈએ. અરે તમને કીધું તો ખરી રાતે હું તમને મળવા તૈયાર છુ રાતે અ તો પછી car લઈન આવશો કે નઈ તમારી? તામર પેલી નવી car લાયા તા તમે કઈ નવી car તા તમે. આ પેલી endeavor અરે સુ વાત કરો company તો બંદ થઇ તો બી કર તો વાપરો કેવું પડે ભાઈ. અલ્યા યાર gift માં આઈ તી તો યાર વાપરીએ હીએ. અમને તો કોઈ આવું gift જ નાઈ આપતું યાર આ gift આઈ ટતી હું કરીએ યાર તમને હારું જોરદાર gift બીફતો મળે હો કેવું પડે.

મને કદી ફેરવો ગાડી બાળી માં તે તમે યાર phone કરોને આઈ જાઉં તમારા ગાડી લાઈન આઈ જઈશ તામર ગેર. એકાદી ગાડી આપીદો મને alto બળતો પડી હોય તો આપી ડો યાર વાંધો નઈ યાર તમે આટલી બધી ગાડીઓ સાત આઠ ગાડીઓ હતી એકાદી ગાડી મન આલદો.

તમે યાર એક તો અમીર છે રીબ ની હામે જોતા નઈ તમને ખબર તો ચ યાર અમારો આપડો સંબંદ કેવો ચ યાર આ ભાઈ યાર

આપડો train માં રેવદો તાન પછી ગાડી માં જ જઈએ ગાડી લઈને જ જઈએ. એ તમારી endevour લઈને આવ જો હા

હાઓ આપડ ચલૈં લઈશુ. જોઈએ હા જોઈએ કમ નઈ. હા તમે ચલૈં લેજો હ તમે બે મજા આવ બધા ભૈબંદ જોડે બધા ભૈબંડો ભૈબંદો જોડે મજા આવ. હ ભૈબંડો જોડે તો મોજ શોખ કરી શકાય આપદ ગાડીમાં આ તોહ train માં યાર train મૈં મજા આવે ના માજા તમને પર ગાડી માં વધારે મજા આવે પણ train માં યાર બૌ long term માં જવું હોય તો train માં જ મજા આવે ગાડી કોણ ચલાવ થાકી જવાય ગાડી લઇ જવાય પણ બે ત્રણ driver જોડે હોવા જોઈએ તો તો પાહિ આપડા ગબડતા લોક

તે ગાડી ચાલવા આલી તો આપડે direct ભગવાન જોડે જ bike મંદ મંદ ચલાવતા હોય તો પછી ગાડી તો ક્યાં ઉલાળ ઓ પગ જ ના પોંચ. અને પેલા જીલ્યા ભાઈ કઈ દેખાય જ નાઈ. એ પોતે જ ના દેખાય ને

હા train માં બી train માં મજા આમ આમ Train માં લઇ જાય તો ક્યારે જાઉં બોલો તમે. યાર અરે આ અઠવાડિયા પછી plan બનાઇએ train માં હાલ બધા જઈએ ક્યાં જાઉં અંકલ ખબર હ જમ્બુ જાંજવું સ જમ્બુ. જમ્બુ જવું હોય તો ચાલોતાન

અત્યારે તો ઠંડી બૌ હશે ને યાર ના યાર ઠંડી થી તમે ઠંડી થી મારો યાર એક તો તમે યાર આટલા મોટા માણસ થઈ ઠંડી થી દરો. જમ્બુ માં ઠંડી કેવી પડે યાર બે ઠંડી તો રેવાની યાર અમે કેદારનાથ જૈન આયા માં રેટ અમે તો બી કઈ ના થયું. અરે આપવી વાત નાઈ બીજા કોઈ યાર બીમાર બીમાર પડી જાય તો સુ કરવાનું યાર ત્યાં.

ભર્યા હા મંદ આ સંજય જેવા તારે હવે ક્યાંજાય લઇ જવો જ છે સદા clinic ના સદા clinic વાળા ન ત્યાં જ લઇ જવો પડે એતો અહીંયા અમદાવાદ માં જ મળે પેલી વિકસ ની ગોળી આપો તો જ બાકી ના ખાય એ તો પછી યાર તો પાહિ તકલીફ વાળું કામ કાજ તો મોટો doctor તો એનો હસતો નાઈ હ ઈ તો એ તેનોયો પહો અઠવાડિયા માં બે વાર તો બીમાર થાય છે. હા તો એને આપડે પૂછી જોઈએ ને કે પાહિ bag માં પેક કરું ઠંડી ના લેગ ન. મોટું bag લઇ લઈશુ.

ના લ્યા પાહિ એક તો પાહિ ત્યાં ની હરે વાત કેવી કરશે આ પેલા બેવડા જોડે વાત કરે એ હેલો તન plan બનાઇએ. હા હા .

અને પૈસા લીધા તો train હા તો ચાલો plane માં જઈએ તો પછી અહીંયા થી direct ક્યાંની ticket લેવી પાકિસ્તાન ની. શાંતિ શાંતિ ચાલતા ચાલતા આઇએ સીધા કાશ્મીર માં. ભાઈ પાકિસ્તાન વાળા. અરે પાકિસ્તાન માં બી યાર કાશમીર નઈ એ કાશ્મીર કોઈએ નઈ જોયું આપદ જોતા આઇએ. અરે પાકિસ્તાન માં સુ યાર ના જવાય યાર આપડે પાકિસ્તાન માં જવાય? હા જવાય એમાં સુ એકાદી a k fourty-seven લાઈન જવાની અને ત્યાંના ઉડાડી લેવાના બધા આતંગવાદીઓ ને. આપડા જોડે time પડી જ ચ ને આપડી જોડે આ ભાઈ ને આપડે માણસ છીએ આપડે ક્યાં માણસ છીએ તે આપડા જોડે ગણ બન આપદ તો સદા સિમ્પલ માણહ. અલ્યા યાર આપડી જોડે gun પડી સ મજબૂત. કે એતો તમને આપી દે

આટલા આ બધું લાઈન ના જવાય બોલો બીજું કેવું ચાલ? બસ મસ્ત ચાલે છે. હોવ એક કામ કરીએ પેલું હિંગળાજ મંદિર ચ ને પેલી પાકિસ્તાન માં ત્યાં બ ફરતા આઇએ. હા ભાઈ બૌ દિવસ પીવડાય નઈ ક્યાંય જતા રાઈશુ. તમે તૈયાર હો એટલે આપદ એ ના પડે નઈ ને યાર એતો

ઈચ્છા હોય તો ના ના પડે ન યાર સુ બસ તન જઈએ આપડ.

માં જ જાઉં છે ને આપડે

પાક્કું ને આપડે આપડ એક વાર કાઈએ ને ignore પાડીયે પાહિ ના ના પાડીએ ને એતો તમને ખબર ને હા તો હા તો પહી પૈસા તમે જ નીકળવાના પેલા ભાડા ના ચાર ના. Plane ના પઇસા તમે જ નીકળશો ને હા યાર આપડી ક્યાં ના હોય આપદ

અરે યાર આમાં ક્યાં આમિર ની વાત આવે તો પાહિ યાર તમે માણસો phone માંડ માંડ ઉપાડો પહિ યાર. phone ક્યાં હે યાર તમને ખબર તો સ યાર કામ માં હોઉં એટલે phone ક્યાંહિ ઉપાડું? અરે યાર પસ phone તો ઉપાડવો પડે ને આવું થોડું ચાલે? phone આ યાર તમારો જો આ રાત ના time એ આવ તો ઉપાડું. બરોબર ભાઈ એવું છે.

સંપત્તિ ને કોરોના અમરેલી માં વધુ એક case સુરતમાં એક દર્દી નું મૃત્યુ રાજકોટ, શુક્રવાર ગુજરાતમાં આજે કોરોના ચોવીસ કલાક case સો સાથે એક્ટિવ case સો એકસો એકાવન ઉપેર પોંહચીયો છે અમરેલી જિલ્લામાં આજે વધુ એક case એમદાવાદ માં અગ્યાર રાજકોટ જિલ્લામાં વધુ એક સુરત જિલ્લા અને મનપા વિસ્તારમાં ચાર ઉપરાંત સુરતમાં એક દર્દી આજે મૃત્યુ થયું છે સાબરકાંઠા અને વડોદરા માં એક case નોંધાયેલો છે રાજકોટ માં અમીન માર્ગ main road પર રહેતા દંપતી ઓગણચાલીસ વર્ષના પુરુષ ને પાંત્રીસ વરસિય મહિલા અને ગયી કાલે સદ્યગુરુ નગર માં સંત કબીર road પર રહેતાં અઢાર વર્ષના યુવાન અને કોઠારિયા road પર ના તબીબ ને કોરોના પોઝિટિવ report આવ્યો છે. અને ચારણ. રહે છે શહેરના તમામ દર્દીઓ ને vaccine બે થી ત્રણ dose લાયી લીધેલ છે છતાં કોરોના થયોછે ત્યાર થી vaccine ને ની અસ્સાર ઓછી થયી ગયી છે તે જામ્યું છે

એક ઝીરો ઓગણ પચાસ ઉપર પહોંચ્યો છે. જ્યારે એક હાય ventilator ઉપર રખાયા છે. સે અને કોઈ ગંભીર લક્ષણ જણાયા. તેથી કોરોના થયા પછી શરીર માં લાંબા ગાળા સુધી ત્યારે આ અંગે ગુજરાત ના દર્દીઓ પર અભ્યાસ ની જરૂર છે. ભારત માં આ virus નવો નથી. હોંગ કોંગ. flu તરીકે ઓળખાતા આ virus એસ વિષં ઓગણીસો અડસતમાં આ મહામારી ફેલાયી ત્યારે ભારતમાં દેખાયી હતી અને ફરી. કર્નાટક સહિત રાજ્યો.

ઓગણીસો અડસતમાં હોંગ કોંગ માં આ virus પ્રથમ વાર દેખાયો ત્યારે થોડા દિવસ માં પાંચ લાખ વસ્તી અને તે વિશ્વમાં આશરે દસ લાખ ના મોત થયાં હતાં. ગુજરાતમાં કોરોના પેહલા swine flu ની મહામારી આવી ચુકી છે. પરંતુ કોરોના આવ્યા બાદ તેના report થયા નથી રાજકોટ સિવિલ hospital ના સૂત્ર અનુસાર હાલ ના case વીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો. રોજ બે હજાર નૌશો થી બે હજાર. આથ દર્દીઓ ની ઓપીડી નોંધાઇ લક્ષણો ધરાવતા આશરે એક હાજર થી એક હજાર પાંચીસ હોય છે જયારે virus શરદી તાવ એટલે લક્ષણ ધરાવતા ગંભીર વાત એ છે કે હજુ કોઈ દર્દી ના sample લેવાયા. કરાયો નથી. તેના કોઈ report જાહેર કરાયા નથી ને hospital. સૂત્ર જણાવે છે કે સ્થાનિક કક્ષાઓ આવા testing માટે કોઈ સુવિધા નથી હોતી. ગાંધીનગર નમૂના મોકલ્યા હોય છે અને ત્યાંથી આગળ મોકલાય તેવી વ્યવસ્થા છે, પરંતુ હજી આવા કોઈ નમુના લેવાયા નથી. આ અત્યંત ઝડપથી ફેલાઈ શકતા virus ગુજરાતમાં લોકો અસરગ્રસ્ત બની ગયા હોય તો પણ ખબર કેમ પડે તે સવાલ પૂછા યો છે. મોરબી LCB team patrolling નજીક connector માં હેરાફેરી કરતો ચાર હજાર ચારસો બાવન bottle દારૂ મોરબી, તા. ભાણવડ નજીક મોરબી road પર થી પસાર થતા મિનિ container પોલીસે ઝડપી લઈ ને ઈંગ્લીશ દારૂ ની વાહન સહિત

મોરબી LCB team patrolling માં હતી એ દરમિયાન મોરબી road પર એક mini truck g j છ એક એક h બંધ body નું container ઊભું હોય જેમાં ગેર કાયદે સર દારૂ જથ્થો ભરેલ હોવા ની બાતમી મળતા મોરબી LCB team એ દરોડો કરી હતી. જેમાં truck ના તાલ થી લેતા truck માંથી ઇંગ્લીશ દારૂ નો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. mini truck દારૂ ની ગણતરી કરતા ચુમ્મા લીસ પર bottle લો મળી. એકસો સાત ની કિંમત નો દારૂ જથ્થો જપ્ત કરેં. કીમત રૂપિયા પાંચ લાખ સહિત કુલ રૂપિયા ચોવીસ લાખ સોડ હાજર એક્સો સાઈઠ. Truck ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે અને મોટા મળતાં પોલીસ મથકના સોંપવા માં આવ્યો છે. અમરેલી તાલુકાના ભંડારીયા ગામના શખ્સો નું કારસ્તાન. પચાસ હજાર માં બે લાખ ની બનાવટી ચલણી નોટો online મંગાવી ત્રણ ઝડપાયા અમરેલી ના નાના ભંડારિયા ગામ ના બે યુવક અને કાયદા થી સંઘર્ષિત કિશોર online shopping facility માં ફાયદો ઉઠાવે અને કોઈ જીવન જરૂરિયાત ની વસ્તુ બદલેં બનાવટી ચલણી નોટોજ મંગાવી લીધી અને એ પણ cash on delivery બાદમાં પોલીસે

સંઘર્ષિત કિશોર તો હદ કરી નાખી. આ ત્રિપુટીએ બનાવટી ભારતીય ચલણી નોટો online મંગાવી તે પણ થોડીઘણી નહીં પરંતુ બે લાખ ની ખોટી ચલણી નોટ સોશિયલ મીડિયા પર એક રિયલ જોયા બાજ.

જોકે આ ત્રિપુટી આખરે અમરેલી. association હાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે અમિત વિનુભાઇ. એકવીસ રહે. ભંડારીયા ધર્મેશ ભાઈ દાનાભાઈ રાઠોડ તથા સોડ વર્ષે કાયદા થી સંઘર્ષિત કિશોર ને બાતમી આધારે ઝડપી પાડયા હતા. આ ત્રણેય આરોપીઓ પાસેથી બસો ના દર. એ થ્રી મોટો જેની કીમત સોળ હજાર છસો તથા